આ પ્રકાર નો તેને શિકાર ત્યાં દીપડાને મળ્યો એ પછી ગઢવાલ ના લોકો માટે કાયમી આફત જાગી કોઈ જંગલી પ્રાણીનો શિકાર દિવસો સુધી કરવા ન મળ્યો એટલે દીપડાએ પેલા તાજા ખાધા માણસ અંગે તેના મનમાં બીક પણ ન રહી તેની હિમ્મત ખુલી છેવટે પેલા જીવતા માણસ નો શિકાર સિંહને વાઘને દીપડાને હંમેશા બીજા જાનવરોના માંસ કરતા નર માંસ હંમેશા સ્વાદિષ્ટ લાગે છે અને તે નરમ પણ હોય છે એટલે ભૂલેચુકે તેનો સ્વાદ ચાખવા મળીજાય તો હંમેશ માટે તે માણસ ભક્ષ નો વ્યસની બને રુદ્રપ્રયાગ ના દીપડાને પણ એજ આદત પડી અને તે નરભક્ષક બન્યો અને ત્યાં ભટકવા લાગ્યો ગઠવાલ તેરસો Kilometers માં ફેલાયેલો લગભગ ડુંગરાળ પ્રદેશ જ્યાં second ગામ હતા અને બધા ગામોમાં કુલ પચાસહજાર ની વસ્તી રેતી હતી

ગુજારો થતો હતો

જુહાપુરા એકદમ first class એક number તમે કયા રો છો? ઓહો, બરાબર બરાબર.

ઘરના પાસે જ છે મે મેદાન છે એટલે. ત્યાં જાઉં છુ હું હમ

કાલે પણ પણ, ન ના ચાલે યાર ના મજા આવે

કે સારું કેવાય પણ ટેનિસ પર મજા પણ આવે ને એવી મજા આવે છે એમાં પણ ટેનીસ માં પણ bowling કરવાનું પણ flelding માં સારું કેવાય bowling નો bowling વી wicket keeper ની faster

હું school માં ભણતો તો શાંતિ નિકેતનમાં અહિયાં છે ને જુહાપૂરામાં ત્યાં. બાર પાસ, બાર ફેલ હતો પાસ થઇ ગયો હવે હા school જુહાપુરા ત્યાં પણ એક છે ને એટલે

હમ બરાબર

carrom ન પણ શોક છે તમને carrom

પૂરી night ચાલે sunday ના દિવસે શું કરો છો

સારું કેવાય મતબલ એજ છે

શાનો બરાબર બીજો સામા interest છે તમને

હમ બઉ સેવા કિસ્સા હમમ બસ એવું ખાસ નથી યાર હમ તમે બરાબર હમમ શું ચાલે છે તમારી

બઉ કાશ્મીર જેવું થઇ ગયું છે અહિયાં તો

ઠંડી તો હોવાની બે ત્રણ દિવસ થી બસ પંદર દિવસ રેશે પછી તો આવે છે ઉતરાણ પછી ગરમી આવાની છે

તહેવાર માં અમારે ઈદ આવે છે પછી

ફરી ને તો અમે હાલ એ હતું બનાસકાંઠા પછી

એમતો ભાઈબધ જોડે હોય એટલે સારું કેવાય family જોડે રેવું પડે થોડું

africa માં મારા કાકા રે છે south africa માં એતો મને ખ્યાલ નથી મને

સારું કેવાય આવું પડે Indian માં મતલબ કે

મામા છે એટલે જઈશ હા મામા બાકી બધા શો રૂમ છે એનુ પેલું શું કેવાય કપડાનું હા traditional કપડા જે હોય ને

એક શો રૂમ હતું બીજું કરીએ હવે બે થઇ ગયા છે બાકી તો અહિયાં જ છે

knowledge મળી જાય હા ladies નું ખાલી નહિ તેયાર પણ છે કાચા પણ છે બને છે બરાબર કે gents નથી બરાબર હા gents નું સારું કેવાય ને

interesting કહાની કઈ છે જ નહિ પણ ખાસ પણ યાદ પણ નથી હમમ તમારું બોલો નવી જુની માં interest કહાની બરાબર બાર જવાનું છે અમારે તો

એપણ સારું કેવાય દુબઈ પણ સારી city છે દુબઈ માં જ છે ગાડી નો શો રૂમ કરે છે ત્યાં હતા પેલા પણ હવે આવી ગયા Indian માં

અ africa કા માં બરાબર

ત્યાં સારું કેવાય

હું પણ જવાનો છુ હમણાં દુબઈ માં set કરાવીસ હા કાકા ત્યાં ગયા છે શું છે શું જોઇશ પેલા ફરવા જઈશ હમ કેતા છે મને આઈ જા જા હું જાઉં છુ હમમ

teacher આઠ પીરયડ હા ચાર lecture madam હોય બાકી sir હોય હમ સરસ

હા એક બે છે ખાલી હમમ સારો best friend છે નાનપણ થી હમમ તમે

મારા પપ્પા sorry driving કરે છે driving eco car છે ને હા long સફર વરધી લઈને અથવા આબુ જાઉં છે ત્યાં બાજુ હિમત નગર સાબરકાંઠા નહિ એ બાજુ હા હા જવું પડે ત્યાં night માં કામ હોય છે એમનું દિવસે તો ઘરે જ હોય છે night માં સારું કેવાય

સપનું છે london જવાનું એ જોવા લાયક સ્થળ છે ને કયારે જઈ time આવશે ત્યારે તમારું હા બરાબર

બોલો બીજું નહિ નહિ બાકી છે હમમ તમારે

બરાબર સારું કેવાય family માં અમે પાચ જણા છીએ મારો ભાઈ છે અને મારી બુન છે નહિ નાની છે ને એટલે હમમ

હમ હમમ બીજું બોલો બરાબર હા શોધે છે હમણાં થઇ જશે

આ સલા આપવી પડે હમ એટલે તો

બધી personal વાતો બરાબર

હા છે ને કપડા માં બાકી બધું છે

ત્યારે સારા લાગે હા હમમ

એ સારું કેવાય પણ

એ સારું કેવાય

બઉ છે શોખ તો બી હશે પંદર વીસ વધારે પેહનું છુ

બયાશી જોડી ઓંહો એટલા બધા

બરાબર

બરાબર હા એજ ને boot નો શોખ નથી એટલો બધો હમમ નાં ઢોણો ગણો છે હા એ બરોબર છે પણ છે એમ તો આ normal નથી સારું કેવાય શોક હોવો જોઈએ પણ boot નો કપડાનો બધાનો

હરવા ફરવાનો personality સારી પડે હમમ હમ કરે ખાલી હમ જતાવાનું નહિ બાકી લોક તો જતાવે છે હા ગાડી કે બાઈક નો કે car નો શેનો

તારી બાજુ માં નથી વધારે bullet નો

આપડે four wheel bmw છે